લીબરઓફીસ કેલ્કના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે જે છે ડેટા એટલેકે માહિતીનો પાયાગતબેઝીક્સકાર્યક્ષમ ઉપયોગ
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું સુત્રોનો પાયાગત પરિચય સ્તંભ દ્વારા થતું વર્ગીકરણસોર્ટીંગ ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ
અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબન્ટુ લિનક્સ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
તો ચાલો ટ્યુટોરીયલની શરૂઆત લીબરઓફીસ કેલ્કમાં વપરાતા સુત્રોને પાયાગત શીખવાથી કરીએ
સુત્રો એ સમીકરણો છે જે પરિણામ મેળવવા આંકડાઓ અને ચલ સંખ્યાઓનો ઉપયોગ કરે છે
સ્પ્રેડશીટમાંચલ સંખ્યાઓ સેલના સ્થાનો છે જે માહિતીડેટા ધરાવે છે જે સમીકરણો પુરા કરવા વપરાય છે
સૌથી પાયાગત અંકગણિત પ્રક્રિયાઓ જે અમલમાં મુકાય છે તે છે160 સરવાળોબાદબાકીગુણાકાર અને ભાગાકાર
ચાલો પહેલા આપણે આપણી પર્સનલ ફાઈનાન્સ ટ્રેકરઓડીએસ ફાઈલ ખોલીએ
આપણી પર્સનલ ફાઈનાન્સ ટ્રેકરઓડીએસ ફાઈલમાંચાલો જોઈએ કે બધા ખર્ચની કિંમત કોસ્ટ નામના શીર્ષક નીચે કેવી રીતે ઉમેરીએ
આપણે હજી એક શીર્ષક મીસેલેનીયસ શીર્ષક નીચે આપીશું જે છે સમ ટોટલ
અને આપણે સેલ એ8 ઉપર ક્લિક કરીશું અને અનુક્રમ આંક 7 આપીશું
હવે ચાલો સેલ આંક સી8 ઉપર ક્લિક કરીએ જ્યાં આપણે કુલ ખર્ચ કિંમત પ્રદર્શિત કરવા માંગીએ છીએ
બધી ખર્ચ કિંમતનો સરવાળો કરવાઆપણે લખીશું ઈઝ ઇકવલ ટુ સમ અને કૌંસમાં જેને ઉમેરવા છે તે સ્તંભોની શ્રેણીજે છે સી૩ કોલન સી7
હવે કીબોર્ડ ઉપર એન્ટર દબાવીએ
તમે જુઓ કોસ્ટ નીચે રહેલ બધી વસ્તુઓ ઉમેરાયેલ ગયી છે
હવે ચાલો કેલ્કમાં બાદબાકી કેવી રીતે કરવી તે શીખીએ
જો આપણે હાઉઝ રેન્ટ અને ઈલેકટ્રીસીટીની કિંમતોની બાદબાકી કરી એ9થી સંદર્ભિત થતા સેલમાં પરિણામ પ્રદર્શિત કરવા ઇચ્છતા હોઈએ તો પ્રથમ એ9 ઉપર ક્લિક કરીએ
હવે આ સેલમાંલખીએ ઈઝ એક્વલ ટુ અને કૌંસમાં સંબંધિત સેલ સંદર્ભોજે છે સી૩ બાદ સી૪
કીબોર્ડ ઉપર એન્ટર કળ દબાવીએ
આપણે જોઈ શકીએ છીએ કે તે બંને સેલ સંદર્ભોમાં રહેલ કિંમત બાદ થઇ ગયી છે અને પરિણામ સેલ આંક એ9માં દેખાય છે
ચાલો અન્ડૂ કરી આને ફરી પહેલા જેવું કરીએ
આ જ રીતેજુદા જુદા સેલમાંના ડેટાનો ભાગાકાર અને ગુણાકાર પણ થઇ શકે છે
સ્પ્રેડશીટમાં થતી અન્ય પાયારૂપ પ્રક્રિયા છે નંબરોની સરેરાશ કાઢવી
ચાલો જોઈએ કે તેનું અમલીકરણ કેવી રીતે થાય છે
ચાલો સમ ટોટલ નીચે શીર્ષક આપીએ એવરેજ અહિયાં આપણે કુલ કિંમતની સરેરાશ પ્રદર્શિત કરીશું
તો ચાલો સી9 ઉપર ક્લિક કરીએ
હવે આપણે લખીશું ઈઝ ઇકવલ ટુ કૌંસમાં એવરેજ એન્ડ કોસ્ટ કીબોર્ડમાં એન્ટર કળ દબાવીએ
તમે જુઓ કે કોસ્ટ સ્તંભની સરેરાશ આ સેલમાં દેખાય છે
ચાલો અન્ડૂ કરી આને ફરી પહેલા જેવું કરીએ
આ જ રીતેતમે આડી હરોળમાંના ઘટકોની સરેરાશ પણ શોધી શકો છો
આપણે સુત્રો અને ઓપરેટર એટલેકે કે પ્રચાલક વિશે હજી ઊંડાણમાં અદ્યતન ટ્યુટોરીયલમાં શીખીશું
ચાલો હવે કેલ્ક સ્પ્રેડશીટમાં ડેટા કેવી રીતે વર્ગીકૃત કરવા તે શીખીશું
વર્ગીકરણ શીટમાંના દ્રશ્યમાન થતા સેલને કોઈ પણ ઇચ્છિત પ્રકારે ગોઠવી શકે છે
કેલ્કમાંતમે ડેટાને ત્રણ માપદંડ સુધી વર્ગીકૃત કરી શકો છોજે એક પછી એક લાગુ પડે છે
જયારે તમે કોઈ વિશિષ્ટ વસ્તુ શોધી રહ્યા હોવ ત્યારે તે બહુ ઉપયોગી નીવડે છે અને વળી જ્યારે ડેટા ફિલટર્ડ હોય ત્યારે એ વધુ શક્તિશાળી બની રહે છે
ચાલોઆપણને કોસ્ટ શીર્ષક હેઠળ રહેલા ડેટાને ચડતા ક્રમમાં વર્ગીકૃત કરવા છે
તો પહેલાઆપણે સેલ કોસ્ટ ઉપર ક્લિક કરી જે સેલ આપણને વર્ગીકૃત કરવા છે તેને પ્રકાશિત કરીએ
હવે માઉસના ડાબા બટનને પકડી રાખીસ્તંભ સુધી ખસેડો જ્યાં સુધી 2000 ધરાવતી સેલનો અંત ના આવે
આ આપણને જે સ્તંભનું વર્ગીકરણ કરવું છે તેને પસંદ કરશે
હવે મેનુ બારમાંના ડેટા વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી સોર્ટ ઉપર ક્લિક કરીએ
હવે કરંટ સેક્શન પસંદ કરીએ
તમે જુઓ એક સંવાદ બોક્સ ખુલે છે જે સોર્ટ ક્રાઈટેરિયા અને ઓપ્શન્સ ટેબ ધરાવે છે
સોર્ટ ક્રાઈટેરિયા ટેબમાંસોર્ટ બાય ક્ષેત્રમાં કોસ્ટને પસંદ કરીએ
કોસ્ટને ચડતા ક્રમમાં ગોઠવવા માટેતેના પછીના અસેન્ડીંગ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
હવે ઓકે પર ક્લિક કરીએ
તમે જુઓ કે સ્તંભ ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયો છે
આ જ રીતેતમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકોતો ડીસેન્ડીંગ ઉપર ક્લિક કરી પછી ઓકે બટન ઉપર ક્લિક કરીએ
અન્ડું દબાવી ફરી પહેલા જેવું કરીએ
અસંખ્ય સ્તંભોપહેલા બધાને પસંદ કરી અને પછી સોર્ટ વિકલ્પ પસંદ કરી એક સાથે વર્ગીકૃત કરી શકાય છે
જેમકેચાલો આપણને સીરીઅલ નંબર્સ અને કોસ્ટ બંનેને વર્ગીકૃત કરવા છે
તો પહેલાની જેમ સ્તંભોને પસંદ કરીએ
હવે મેનુ બારમાંના ડેટા વિકલ્પ ઉપર ક્લિક કરી અને પછી સોર્ટ ઉપર ક્લિક કરીએ
સંવાદ બોક્સ જે દેખાય છેતેમાં પહેલા સોર્ટ બાય ક્ષેત્રમાં કોસ્ટને પસંદ કરીએ
અને પછી ધેન બાય ક્ષેત્રમાં એસએન પસંદ કરીએ
તેની નજીકના બંને વિકલ્પોમાં ડીસેન્ડીંગ ક્લિક કરીએ અને પછી ઓકે દબાવીએ
તમે જુઓ બંને શીર્ષકો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે
અન્ડું દબાવી ફરી પહેલા જેવું કરીએ
હવે જોઈએ કે લીબરઓફીસ કેલ્કમાં ડેટા કેવી રીતે ફિલ્ટર એટલેકે નીતારવામાં થાય છે
ફિલ્ટર એ શરતોની યાદી છે જેનો અમલ દરેક દાખલ થતા ડેટાને દ્રશ્યમાન થવા કરવો પડે છે
સ્પ્રેડશીટમાં ફિલ્ટર લાગુ પાડવાચાલો આઈટમ નામના સેલ ઉપર ક્લિક કરીએ
હવે મેનુ બારના ડેટા ઉપર ક્લિક કરી પછી ફિલ્ટર ઉપર ક્લિક કરીએ
હવે પોપ અપ મેનુમાં ઓટોફિલ્ટર વિકલ્પ ઉપર ક્લિક કરીએ
તમે જોઈ શકો છો કે શીર્ષકો ઉપર એક તીર જેવું ચિહ્ન આવી જાય છે
આઈટમ નામના સેલ ઉપર નીચેની દિશા દર્શાવતું તીરવાળું બટન દબાવીએ
જો હવે તમે ઈલેકટ્રીસીટી બીલને સંબંધિત ડેટા જ દેખાડવા ઈચ્છતા હોવ
તો તેના માટે ઈલેકટ્રીસીટી બીલ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
તમે જુઓ માત્ર ઈલેકટ્રીસીટી બીલને સંબંધિત ડેટા જ દ્રશ્યમાન છે
બાકીના બધા વિકલ્પો ફિલ્ટર થઇ ગયા છે
બધા ડેટા જોવા માટેઆઈટમ સેલ ઉપર પાછુ નીચેની દિશા સૂચવતું બટન દબાવીએ અને પછી ઓલ ઉપર ક્લિક કરીએ
હવે જુઓ આપણે લખેલા બધા મૂળ ડેટા આપણે જોઈ શકીએ છીએ ઓટોફિલ્ટર ઉપરાંતબીજા અન્ય બે ફિલ્ટર વિકલ્પ પણ છે જેના નામ છે160 સ્ટાનડર્ડ ફિલ્ટર અને એડવાન્સ ફિલ્ટર
જે આપણે આ શાખાના અન્ય તબક્કાઓમાં શીખીશું
અહીં લીબરઓફીસ કેલ્કનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યું સુત્રોનો પાયાગત પરિચય સ્તંભ દ્વારા થતું વર્ગીકરણસોર્ટીંગ ડેટાનું પાયાગત નીતારણ એટલેકે ફિલ્ટરીંગ
આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરીએ છીએ
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ ઉપર વધુ માહિતી સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ ન્મેઇક્ટ હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે
ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા